સોરેન નામ ના વૈજ્ઞાનિક આપડે PH માતરમ જે છે એ સમજ્યું છે ત્યાર બાદ ચોથો મુદ્દો આપડો એ જે છે જેમ PH નુ મુલ્યા સાત થી ચૌદ વધે જેમ PH નુ મુલ્યા સાત થી ચૌદ વધે તેમ એની બેઝિકતા સુ થાય છે વાધે છે હંસી કહી રાહી છે ઝીરો થી સાત એસિડ very good એકદમ સાત આવસે તો તટસ્થ અને સાત થી ચૌદ હોય basic OKAY વિદ્યાર્થિ મિત્રો ને ખ્યાલ આવી ગઈ હસે મેહુલ ભાઈ પણ કહી રહી છે ઝીરો થી સાત acid સાત થી ચૌદ હોય બેઝીક

સાંદ્રતા વધુ છે ને એસિડિકતા વધુ આ અહી કીધુ છે કે હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા ઓચી છે ને એસિડિકતા સુ થાય છે ઓચી થાય છે અને પીએચ નુ મુલ્યા સુ થાય છે અનુ વધુ મિત્રો યાદ રાખજો okay કે હાઇડ્રોનિયમ આયન મા એની સાંદ્રતા એટલ કે H Three O પ્લસ H Three O plus means સાંદ્રતા એસિડિક વધુ એસિડિકતા વધુ પીએચ નુ મુલ્યા જો સાંદ્રતા વધે તો પીએચ સુ થસે ગતે સાંદ્રતા વધસે તો પીએચ સુ થસે ગતે આને સાંદ્રતા જો ગતે તો પીએચ સુ થસે વધે ખાસ આપડે આ યાદ રખવાનુ છે આ જ પ્રશ્નો ની અંદર મુદ્દા જ્યારે આપડે જવાબ લખતા હોય તો આ પ્રશ્ના ને ભૂલવાનો નથી તો આ પ્રશ્ના ને ભૂલવાનો નાથી જો આની અંદર ઉંધું ચપટુ થઈ જસે તો આપડો આખો પ્રશ્ના ખોટી પડી જાસે સોર્સેન નામ ના વૈજ્ઞાનિક કિધુ કે હાઇડ્રોનિયમ ની સાંદ્રતા વધુ થી પીએચ ગતસે સાંદ્રતા વધુ થી એસિડિકતા વધુ પરંતુ જો થનરતા ઘટાડીને પીએચ સુ થેસે વધસે okay તો ચાલો તો આહિયા આપેલુ છે ચાર્ટ ની અંદર જો હવે જ્યારે એ પીએચ માત્ર માતર જે છે એ તો આપડે ભણિયા પણ આના પ્રશાનો practically કઈ રીતે કરવુ તો મારા જે જુના જે video video ની અંદર તમે જુવો તો માઇ સરસ માજા ના પ્રાર્થના લગે કે કઈ રીતે આપડે PH માતરમ દ્વારા એસિડિક જે છે કે બેઝીક છે કે છે એના માતે જે છે ઇ એના માતે જે છે એ એક સુચક આવે છે સુચક કહે વા મા આવે છે એના જેવા જ આપડે પેપર પણ આપેલા છે લિટમસ પેપર જેવા કે તામે જે પણ કાય દ્રવણ માં દાખાલા તારીકે પ્રશ્ના થાય આપનુ સ્ટોમાક છે એની PH કેતલી થી આહિયા કીધુ છે કે PH બે તમેટા આપડે કહીયે તમેટા ની PH કેતલી છે ચાર આપની કિડની છે તો કિડની ની urine છે અંદર થી urine ની પીએચ પાંચ છે pure water યે આપડે pure water માને કીધુ tap water એનિ પીએચ સાત છે હ્યુમન બ્લડ આપડુ છે લોયી ચે લોય ની પીએચ કેતલી છે સાત pointfour પચી આહિયા આપેલુ છે hand wash hand wash ની PH કેતલી છે કે દસ અને બ્લીચ એનિ PH ચાર છે પા પીએચ નુ જે છે આખુ આપને જવાબ આપલુ છે આને રીતે આપડે પીએચ જાની સાકે છે ખાસ ઇમ્પ હુ કાઉ ખૂબ જ ઇમ્પ પ્રશ્ના છે બોર્ડ ની અંદર પણ આ વરમ્વાર પૂછાયેલા પ્રશ્નો છે પ્રબળ acid સુ કોઈ વિદ્યાર્થિ મિત્રો મને કહે કે પ્રબળ એસિડ અથવા પ્રબળ બેઝ કોઈ કહેવયે અંકિત કહી રાહિયો છે કે વોટર ટેસ્ટેડ મા આવે water tested વર્ડ ખોટુ લાખેલુ છે tap water આથવા જે છે એ સાદુ પાની વર્ષાદ નુ પાની અને પીએચ કા એસિડિક હોય છે ત્યારે સાધુ પાણી છે આપડુ tap wate કહીયે કે distilled water તેની પીએચ સાત હોય છે મેહુલ અરસાની કહે છે કે okay બેટા ચલો આપડે હંસી કહી રહી છે પીએચ વતા પીએચ બરાબર ચૌદ પીઓએચ એટલે સુ ચે પીઓએચ એટલે બેઝિક તે આયન માને આપેલો છે તો બેઝિક ની સાંદ્રતા નકી કરવા માટે આપડે પીઓએચ લાખી જ્યારે acid આપેલુ હોય acid ની સાંદ્રતા નકી કરવા માટે આપડે સુ લાખી PH okay આગડ નુ પ્રશ્ના આપડે ધ્યાન થી ધ્યાન આપિયે પ્રબળતા બેઝ ની કેવી રીતે નાકી કરે દખલા તારીકે માઇ કોઈ દ્રવણ આપેલુ છે તો acid છે કે પ્રબળ acid છે કે નિર્બળ acid અથવા પ્રબળ બેઝ છે કે નિર્બળ બેઝ છે મારા જાનવુ હોય તો કેવી રીતે જાની સકાય કોન કહેસે વિદ્યાર્થિ મિત્રો વિદ્યાર્થિ મિત્રો મને જવાબ આપો પ્રબળ એટલી સુ તો માઇ આહિયા પ્રશ્ના ની અંદર કહી દિધુ છે એસિડ અને બેઝ ની પ્રબળતા અનુક્રમે તે મથી ઉદ્ભોગતા

માની લો કે બેઝે ની અંદર ઓ એચ એટલા કે hydroxide ની સાંખ્ય વધુ તેનિ પ્રબલ બેઝ માઇ આમા લાખેલુ છે આ પાણી છે મા એસિડ હુ ઉમારેયુ છ થી એચ પ્લસ ની સાંખ્ય કેતલી થાય છે છે વધુ માડે છે એચ પ્લસ એક મોલ એટલ કે કેતલુ એક અનુભાર જેટલુ એક અનુભાર જેટલુ acid અને પાણી લાઓ તો એની અંદર થી માને કેતલા એચ વત્તા મલે કહે કે એક એક H પ્લસ Cl એને કેહવાય મે યહા અપેલુ છે

Acidic acid ની સુ થાઈ જાય છે અંદર નિર્બળ એસિડ જે રીટે બેઝ ની અંદર જુવો એક મુલ્યા દખલા તારીકે એન ઓ હ લખતો એન ઓ એચ ઓ હ ની અંદર આયન ની માત્ર કેતલી જોવા એટલા એને આહિયા કેહવાયે પ્રબળ બેઝ જ્યારે નઓહ નિર્બળ બેઝ કેહવાયે આમ તો પરિક્ષા ની અંદર ચાર ગુણ પૂછે ફકત જવાબ લખવાનો છે ફકત જવાબ લખવાનો છે ચાર્ટ દ્વારા પણ પરિક્ષા મા તમારા આખુ પ્રશ્ના મુદ્દા પડિને લાખવાના છે સિદ્દુ જ લાખવાનુ નાથી તમારા લાખવાનુ કે એક મોલ જે છે બેઝીક દ્રવણ ની અંદર એમ રહેતા ઓ હ ઓછા સાંખ્ય ઉપર જેમ ઓ હ ની સાંખ્ય વધસે એમ જેની જે પ્રબલતા વધુ ઇ જે રીટે એમોનિયા હાઇડ્રોક્સાઇડ ઓ હ ની સાંખ્ય વધુ એનિ પ્રબલતા વધુ okay એના પચી આગડ બે નિશાન નુ પ્રશ્ના છે ની અંદર અપને પૂછે છે દૈનિક જીવન મા PH નુ મહાત્વા દૈનિક જીવન મા પીએચ નુ મહાત્વા યોગેશ કરી રહિયા છો કે okay દૈનિક જીવન મા PH નુ મહાત્વા કેતલા પ્રકર આપની ચોપડી ની અંદર પણ નંબર જે છે ત્રેવીસ ચોવીસ ની અંદર આપેલુ છે કે બેઝિક દૈનિક જીવન મા પીએચ નુ મહાત્વા ચાર પીએચ ના મહાતવ આપેલા છે પહેલું સજીવના અસ્તિત્વમાં બીજુ જમીનમાં પીએચનું મહત્ત્વ ત્રિજુ પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ એને ચેલુ છે દાંતનું ક્ષયન રોકવામાં PH નું મહત્ત્વ આમ પરિક્ષા મા બે બે marks કોઈ પણ આપને પૂછાઈ સકે બે marks ની અંદર પાથ સુ છે બેટા પાથ ના આવે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ, જમીનમાં પીએચનું મહત્ત્વ, પાચનતંત્રમાં PH નું મહત્ત્વ આજે હું તમને ચંદ્રશેખર લીમીટ વિશે જણાવવા જઈ રહ્યો છુ બીક્નાની સીવી રાવણના ભત્રીજા સુભ્ર્મન્યમ ચન્દ્રશેખર ઓગણીસો છત્રીસમાં દરિયાઈ માર્ગે England જવા નીકળ્યા અને તેમની ઉતારું steamer Egypt ની સુએજ નહેર દક્ષિણી છેડે પહોચી ત્યારે અદ્ભુત યોગાનું એક ભવ્ય નવ વર્ષો પહેલા ઓગણીસો વીસ એકવીસમાં ભારત આવવા નીકળેલા એમના કાકાની steamer સુએજ નહેરના ઉતર છેડે પહોચી. એ વખતે ગૌતી શાસ્ત્રના શેત્રે નવી શોધે દરિયામાંથી દોકીયુ કર્યું અલ્બ્તે શોધ વાસ્તવે શ્રી રાવન ના મગજમાં જન્મી ગૃહ મધ્ય સમુદ્રના પાણીને ભૂરો રંગ અવ્લોકીયા બાદ એમણે પ્રકાશ કીરણો ને લગતા આ પડી કાઢ્યું તે રાવન effect તરીકે જાણીતું બન્યું અને જેના માટે તેને ઓગણીસો ત્રીસમાં mobile પારીતોસિક એનાયત કરવામાં આવ્યુ. Professor સીવી રામનના physics અ ભત્રીજા શ્રી ચન્દ્રશેખર સુભ્ર્મન્યમ નો જો ભોતીક્શાસ્ત્રી ની ઈટો વડે ચણાયેલા ભૂગોળ શાસ્ત્ર તરફ હતો. England જતી steamer ના સુતક પર

ચોરીઓ કરતા મોટા તારાનું આયુષ્ય પૂરું થતા તે છેવટે ક્યાં સ્વરૂપમાં મુર્ત્યું પામ્યા સૂર્યના અંજામ વિશે ખબર નિષ્ણાત હોય સર્વાનુમતે કરેલું હોય ભવિષ્ય નિદાન એ કે સૂર્ય પોતાનું સારું એવું બળતણ વાપરી નાખ્યા બાદ ખેત વામન બને આરીતે સૂર્યનું મુર્ત્યું થાય સુબ્રમણ્યમ ચંદ્રશેખર એ પણ જાણતા અને માનતા હતા મગજમાં ગોળાતો પ્રશ્ન જુદો હતો

ખ્ ગોડીયા ભોતિક શાસ્ત્રીના નિષ્ણાંત બધા તારાઓને સૂર્યની લાકડીએ હાંકતા હતા નીછાદ British એક વેજ્ઞાનિક રલ પાર્લરે એવી theory રજુ કરેલી કે માત્ર સૂર્યની નહિ બધા તારા તન તોડતી વખતે શેઠ રામન બને તારાનું બળ વધુ છેકે ઓછુ તે વાતનું મહત્વ નહી દરેક તારા નું તારો શેઠ રામન કેન બરાબર કેમ કેવાનું પછી વધુ ના સંકોચાય નિષ્ણાંત તે જવાય અનુ નાધીની ની ફરતે જુદીજુદી સમાન કક્ષામાં ફરતા election ને સમાન છે રૂપ કર્ષણ પરીબળ ગમે તેની સાથે તેવો પોતાની કક્ષા છોડે નહી અનુ નાધી સરસ સખત સંદતર સટકી જવાનો એતો સવાલ જ નહી આમાનું શું કશું સુબ્રમણ્યમ ચંદ્રશેખર માટે નવું ન હતું વેજ્ઞાનિક સિદ્ધાંતના દાયરામાં રહી તેમને જુદા પ્રશ્નનો જવાબ સારો કહ્યો વિરાટ પદનું તારો પોતાની મૃત્યુની ઘડી અસાધારણ હદે સંકોચન પામી electron ને દબાણ પણ અસાધારણ વધ્યા અર્થે ત્યારે શું બન્યું વિમાનના સૂચક ઉપર બેસીને ચંદ્રશેખર તે પ્રશ્નનો ખુલાસો મેળવવા સમીકરણો માગી રહ્યા હતા તેમાં રાતો સમુદ્ર ઓળંગીને સૂરજ નહેરમાં પ્રવેશી તેમાં થોડાક કલાકો પછી ચંદ્રશેખરે પોતાના સમીકરણોને આખરી સ્વરૂપ આપી દીધું એક નવો સિદ્ધાંત ઘડી કાઢ્યો જે વખતે જતા જ તેમના જ નામે ચંદ્રશેખર લિમિટ તરીકે ઓળખવામાં હતો England પહોંચ્યા બાદ ચંદ્રશેખરે Cambridge ખાતે આવેલી sanitary college માં પ્રવેશ મેળવ્યો વિદ્યાર્થી તરીકે ભારતમાં તેઓ પુણપણે પ્રકાશ્યા હતા પરંતુ Britain marthal, editor Paul, Virat lord, Ruther Ford અને roll founder જેવા મોટા માથા વચ્ચે રહેવાનું હતું વકતો વખત તેમના સંપર્કમાં આવવાનું હતું Einstein ની general relativity સાચી પ્રથમ સાબિતી જેણે વહેવારો દ્વારા મેળવી હતી Arthery editor નો સ્વભાવ ઘમંડી હતો ચંદ્રશેખર એવા મંતવ્ય પર આવ્યા કે સૂર્યની તુલના એક point ચુમ્માલીસ ગણા. Britain ના London શહેરની વચ્ચે વચ પસાર થતી નદી પર એચએમએસ bless નામનો અગિયાર હજાર પન્ચાવનસો પચાસ ટનનું સત્તરસો ઈકોતેર થી લાંગરેલું પડ્યું છે london ના મસૂર સાવર bridge ની નજીક છે માટે પુલ પરથી તેને નિહાળી શકાય છે સિદ્ધ જાહર દરિયાઈ દરિયાલાલ પર સવારી કરવા સર્જાયેલું હોય તો એચએમએસ delicious નદી પર જ કેમ છે અને દરિયો ખેડવા ને બદલે લંગર નાખી લે કેમ બંધાયેલું છે એક શબ્દમાં બે પ્રશ્નોના જવાબ સમાવી શકાય છે વિરાશત આ યુદ્ધ જહાજનો હવે પછીના થોડાક વાક્યમાં પરંતુ ભારતીય નાગરિકે ખાસ જાણવા લાયક વિગતોનું વર્ણન કરવાનું છે ભાવનગરના અલંગ કસાઈ વાળે છે જેનું અંગે અંગ કપાઈ જવાનું છે તે આપણા વિમાન જહાજ હાય ને સુરતના હૃદય દ્રાવક વિસર્જન જોડે તે વર્ણનને જરા સરખાવી જોજે વર્ણન શરૂઆતના પહેલા મુકામ સુધી સમાંતર જાય છે જેના પછી ફંટાઈને એકબીજા કરતા સાવ જુદા ફાટે ચડે છે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તેના થોડાક મહિના પહેલા જ વિધિ નૌકાદળ માં જોડાયેલું એચ. એમ. એસ black fast તે યુદ્ધમાં લડવું ઘણા સમુદ્રી મોજાઓએ સંભાળ્યા જેમાં તેની સાથે બીજી Cruiser તથા મનવારો પણ હતી સૌથી અહમ ભૂમિકા તેણે જુન છ ઓગણીસો ચુમ્માલીસ માં હાથ ધરાયેલા operation overload માં અદા કરી અને તે બદલ એચએમએસ Belfast ને ઐતિહાસિક વિશેષણ માં વ્યક્ત થતો દરજ્જો મળ્યો. વિશ્વયુદ્ધમાં નાઝી Germany પરાજય નિશ્ચિત બનાવી દેતા operation overload નું વૈકલ્પિક નામ the longest wake શીર્ષકની films ને કારણે લોક જીભ એ વશ્યુ વિનાશક fire power ધરાવતી એસએમએસ well fast user પોતાની કુલ ચોવીસ મોટી ટોપો વડે પંદર પોઈન્ટ બે સેન્ટીમીટર અને દસ પોઈન્સેટ બેન્ટીમીટર વ્યાજના ટોપ ઘોડાઓ German પર વર્ષાવી જૂન ઓગણીસો પિસ્તાલીસ ની એશિયાના નહીં પણ Europe ના ખેદાન મેદાન મંચ ઉપર બીજા વિશ્વયુદ્ધ નો છેડો આવ્યો જર્મનીનું ભેગુ પણ કુવર થયું હતું નૌકાદળના લગભગ આઠસો પચાસ લડાઈ જહાજોના સથવારા નો

ધ્યાનમાં ના આવ્યા વર્તમાન પત્રમાં પણ સરકાર નક્કી પગલાં ને લગતા સમાચાર ને પ્રાધાન્ય નામ અપાયું કેમકે britain ની આર્થિક પડતી નો મેસેજ તેમાં સમાયેલો હતો britain ની ship breaking વાડે મોકલી દેવાયેલા લડાયક જહાજો એચએમએસ and fast ન હતું કેમ કે તે બંધાયેલા અને ફક્ત છ જ વર્ષ થયા હતા નિકાલ કરવા સરકારે ઓગણીસો સડસઠ માં લીધો આમ તો તેનું આખું પૂરું થયું ન હતું પરંતુ Cruiser પ્રકારના ગાજરમાં કરતા યુદ્ધ જહાજનું ઓછા ખનીજની છતાં એટલો જ fire power ધરાવતી ચપ્પલ મનવારોએ સમાપ્ત કરી દીધો હતો. સરકાર નો નીણય અંગ્રેજ પ્રજાજનોને જાણ્યો ત્યારે એચએમએસ Belfast ને બચાવવા જ જુમ્બેસ ચાલ્યો. જુમ્બેસ વ્યાજબી હતી કારણ કે એચએમએસ Belfast આગળ યુદ્ધ જહાજનું હતું. ઐતિહાસિક મુલ્ય ધરાવતું હતું. Hitler ના નવી Germany ને આપણી મરણતોલ ફટકો મારવાનો operation overload માં તેને ભાગ લીધો અને તે લશ્કરી operation ને લીધે જ વિશ્વયુદ્ધમાં britain આખરે વિજય નિવડ્યુ British સરકારે જોકે એચએમએસ British ને પાળવા પહોંચવા માગતી ન હતી ત્યાંથી તેણે લોક ઝુંબેશને ધ્યાનમાં ન લીધું. પરિણામે Cruiser ની ધારણા જાળવણી તરફદારોએ ફાળો એક તો કરી ખાનગી ચર્ચ રચ્યું દરિયાની ખીણ અને દરિયાઈ ખેલૈયા માટે સર્જાયેલા એસએમએસ Belfast ને જે યુદ્ધ જહાજના તારણહાર તરીકે London ને સોંપ્યું સોત કરવી વહેતી Source નદી પર લાવી દીધું Vichar tower bridge નજીક ગોઠવ્યું ઓક્ટોબર ઓગણીસો એકોતેરના દિવસે તેને જાહેર જનતા માટે જનતા Museum તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારથી માંડીને દર વખતે બે લાખથી અઢી લાખ લોકો તેની મુલાકાત લે છે

જસમતદ્દીન ગવા છે આ યુદ્ધને વણાવતી સત્તર ખાનામાં લંબાતી અને વિશ્વયુદ્ધ ને યાદગાર કથાઓ ભાગ જે Thriller કથા એચએમએસ Belfast ની visit લેતા પહેલા લખેલી તેની દ્રશ્યાવલી નજર સમક્ષ દેખાવા લાગી વિરાસત શબ્દને પકડી રાખે અને ભારતીય નૌકાદળ વાહક જહાજ આઈએનએસ વિરાટ વિશે એને તેને દેશ શ્રીમાન નું પ્રતીક માનીને વિચારો આ જહાજ મોર તો britain નું હતું અને ઓગણીસો ઓગનસાઇથના British નૌકાદળ એચએમએસ નામે જોડાવ્યું હતું ભારત તો ઓગણીસો સત્યાસીમાં ખરીદ કર્યું અને ત્યારે જાણીતા અંગ્રેજ દૈનિક તે સોનારને

Britain થી તેર હજાર કિલોમીટર છેટે દક્ષિણ america ના ચેક દક્ષિણ છેડા પાસે આવેલા British કબજાના Fockland ટાપુ સમૂહના Argentina ના ઓગણીસો બ્યાસી માં લગભગ દસ હજાર સૈનિકોનો લશ્કર મોકલી જીતી લીધું Britain થી ayan lady કહેવાતા અને પ્રધાનમંત્રીમાં માત્ર પુરુષ દેખાતા વડાપ્રધાન થી Margaret થયેલા જ્યારે ટાપુ સમુહ પાછો મેળવવા નવકાર કાફલો Fockland તરફ રવાના થયો કાફલામાં એચએમએસ hums તથા એચએમએસ ઇનવી કાયદો Capable વિમાન જાજો હતા. દરિયાઈ યુદ્ધમાં britain બે દેશ બે દિવસોને મનાવનારો તથા બે Figarette મનાવરો ગુમાવ્યું પરંતુ વિમાનમાં વાહક જહાજોના વિમાન Margin Tina ના હરાવ્યું Auckland પર જે બોમ્બ મારુ ચલાવ્યો તેણે ટાપુ સમૂહ પર પાછો britain ના કબજામાં લાવી દીધો વિજય ભવમાં શ્રેષ્ઠ રોલ એસએમએસ hums વિમાન વાહક જહાજે અદા કર્યો એટલે યુદ્ધ નિષ્ણાતો ની નજર તેના પર ફરી અને અને તે જહાજ